બરાબર અને advise માં કઈ કેવા માંગશો તમે?

એવું

બરાબર છે હમ બરાબર છે.

હા એ તો જો compulsory છે નહિ તો પાસ જ નહિ થાવ તો પૈસા waste બધા.

હવે બીજી તમારી કોઈ favourite કોઈ type કે કોઈ પણ કોઈ artist

એમાં શું આપણે તો થી મતલબ છે, બીજું કઈ નહિ. આપણને તો અવાજથી મતલબ sound થી મતલબ કેવો અવાજ આવે છે સાંભળવામાં ગમે છે કે નથી ગમતું હમ કિંગ

હા અરિજિતસિંગ અહીંયા અમદાવાદમાં

મને તો એ ગમે છે one of my favourite

rapper બરાબર હમ

હમ આહ મને એટલો ખાસ interest તો નથી આમાં પણ જરૂર મોકો મળેતો આપી દઉ bigg boss માં બરાબર interest પણ તમને હશે ને એમાં એટલે

બીજું કોઈ બીજું કોઈક હા તમને pets માં કોઈ ગણે ગમે છે animals dog કે cat dog ગમે છે મને પણ હા

હા મને પણ એક dog રાખવો છે pet માં પણ મમ્મી allow નથી કરતી કે કોણ સંભાળશે અને આ ને તે

બાકી dog રાખવો તો મને એક રાખવો હતો.

બીજ તો હા dogs ગમે છે પછી હા બીજું તો hobbies પણ મેં તમને કીધી મારી પછી

back banchers સો ટકા back banchers હમ પણ અમને અમારી બવ strict હતી school અમે કરી જ ના શકીએ પકડાઈ જાય.

bunk કરી જવાનું ક્યાં કોઈ જગ્યા જ નહી પાછા ઘરે આવી જવાનું

આવું તો મેં મમ્મી ને જ પછી એક વખત કીધું હતું કે મેં મને આજે નથી જવું મારી તબિયત ખરાબ છે.

HighSchool માં ભણતો ત્યાર પડોશીનું પાડોશીમાં રહેતા લોકો સાથે મજાક ઘણા સમય સુધી ગાળતો અને અને એના કેહવા પ્રમાણે આ યુવાનો પોતાના જ કર્મ કંપાઉંડમાં બેસી રહેતા અને આવતી જતી કરો જોઈ કરતા અને તેમને ના કોઈ ગોલ્સ હતા ના કોઈ સપના હતા તેવો negative વાતો કરતા હતા. જયારે જયારે મને કઈને કશુંક નવું કરવા ત્યારે તેને હાથો હાથ કરતા. અરે એતો બેવકુફી છે અથવા એ આજકાલ ફેશનમાં નથી એવું કહ્યા કરતા. આ લોકોના જ જૂથમાં રહેવા માટે માઈક પણ ને અનુસરતો એ જયારે કોલેજ માં ગયો હતો પણ એના આવા કેટલાક negative લોકો મળી ગયા પરંતુ સાથો સાથ અને positive માણસો પણ મળ્યા. જોકે કશુંક શીખવા માંગતા હતા. માઈકે નક્કી કર્યું કે આ positive લોકો સાથે નો સમય ગાળશે. એમ કરતા થોડા સમયમાં જ માઈકલને પોતાની જાત પર બહુ સારું ફીલ થવા લાગ્યું. અને Attitude એકદમ જ positive બની ગયો અને પોતાના ગોલ નક્કી કરવા લાગ્યો. તેમને જણાવતા જ મને આનંદ થાય છે કે માઈકલ આજે પોતાની સફળ વિડીયો production કંપની ચલાવે છે. એણે નક્કી કરેલા ગોલ ને એકપછી એક સિદ્ધ કરતા જાય છે. મેં જયારે મહેકને પૂછ્યું હતું કે હાઈસ્કૂલ ના તારા દોસ્તારો આજ કલ શું કરે છે. ત્યારે એણે મને કહ્યું કે તેઓ આજે પણ એજ વિસ્તારમાં રહે છે. અને તેઓ હજુ negative જ છે. અને હજુ તેઓ કશું કરતા નથી માઈકલે વધુમાં ઉમેર્યું અને હું એજ પ્રકારના લોકો વચ્ચે સતત રહ્યો હોવાથી આજે હું તેજ બની ચુક્યો હોત માઈકલની સ્ટોરી આપણા જીવન પર અન્ય લોકોની જે અસર થાય છે. તે આપણે યાદ રાખવા આપે છે. આમ છતાં આપણે કેટલીક વખત હવા સાથે હળતા મળતા રહ્યે છીએ અને પરિવારનો વિચાર કરતા નથી. તમે પેહલી કેહવત સાંભળી છે. તમારા મિત્રો કોણ છે. તે મને કહો અને હું કે દઈશ. તે કેવા માણસો છે. આ સાદા વિધાનમાં હું સાનપણ છે. આપણી મમ્મીઓ હંમેશા આપણા મિત્રો ઇચ્છતી. અને તે વિશે બને તેટલું જાણવાની કોશિષ કરતી. શા માટે કારણ કે તે જાણતી હતી કે આપણા પણ આપણા મિત્રોને ઘેરી અસર થશે એટલે આપણને ત તેઓ જણાવતી અને આપડા પણ લઈશ આવું કદાચ એવી ચીજો કરશે કે આપણા દોસ્તો કરતા હશે. આપણા parents આપણી ચિંતા હોય છે એટલે આમ વર્તે છે કે મને ખાતરી છે તમારે બાળકો હશે તો તમે પણ એમના મિત્રોને છીનવતી નજર રાખતા હશો. ખોટા લોકો અને સાચા લોકો આજકાલના સાહિત્ય આપણે આ શબ્દનો પ્રયોગ હોતા હોય છે. ખોટા લોકો એવા હોય છે કે જે હંમેશા negative વાતો કરે છે. અને negative બાબતો પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં ખોટી અસરો ફેલાવે છે. જયારે એમને એમની ઉલ્ટી સાચું લોકોને વિષે વિકાશ મદત થાય છે. તેઓ positive ધરાવતા હોય છે. હુંફ અથવા તો મદદ આપનારાઓ છે તેઓ તમારા મોડમાં સુધારો અનેતમને આસપાસ રહેવાનો પસંદ કરે છે. ખોટા લોકો તમને તેમના લેવલ નીચે ખેંચીને જોવા પ્રયત્નો કરે છે. તમે કશું નહિ કરી શકો તેઓ તમને કહ્યા રહે છે તે વસ્તીઓ અછત અશક્ય છે અને તેજ તેની જ વાત કરતા હશે. તેઓ અર્થતંત્ર ભ્ર્ષ્ટાચાર તેમના જીવનનો problem વગેરે વિષે negative વાતો કર્યા કરશે ભવિષ્યમાં કેટલું છે. એના વિશે તેઓ Export ની જેમ commento કર્યા છે. તેમ આ ઉપરાંત તેમને ખુદ ને પોતાના શરીર માં ક્યાંક ક્યાંક દુખાવો કે તકલીફ તે સાંભળવાનો લ્હાવો તેમને પણ

તો આવા લોકોની ટ્રિમ પલ્સ તરીકે ઓળખવામાં આવે છે. સાયકોલોજીકસ જેક કેમ ફિલ્ડ તેમની શક્તિ સૂચિઓ લેનાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેઓ તમારી positive શક્તિઓને ચૂસી લેય છે. તમે કદી કોઈ negative શક્તિ સાથે રહ્યા છો અને અનુભવ્યું છે કે આપણે જયારે તમારા શરીર માંથી કોઈ શક્તિ હણાય જતી હોય મને એવું લાગે છે કે આપણને બધાને કયારેક ને ક્યારેક તો આવો અનુભવ થયો જ હશે. આના થી ઉલટું જે લોકો positive ભાવભર્યો અને સારી વાતમાં સપોર્ટ કરનારા હોય છે. તેમની સાથે રહેવાથી કેવો અનુભવ થાય છે. તમે પોતાની શક્તિશાળી અને કઈક કરવા માટે થનગનતા અને છો. આવા positive લોકોની બાબતમાં કશુંક એવી છે કે તેમને અસાધારણ બનાવે છે અને તેમને કશિંક એવી શક્તિ મેળવતી રહે છે. તેમાંથી જાણે આખા રૂમમાં પ્રકાશ ફેલાય જાય છે. તેમ તમે એની આસપાસ ત્યારે તમે એમને Attitude અપનાવો છો અને તમારા ગોલ ને પ્રાપ્ત કરવા માટે તમારા ધણી શક્તિઓનો સુધાર થયો હોય તેમ લાગે છે. હું જયારે positive લોકો વિષે તમારું વિચારું છું ત્યારે મને તરત જ મારો મિત્ર જહોલનો ખ્યાલ આવે છે. એની સાથે વાત કરું છું ત્યારે મને એવું લાગે છે કે જાણે હું આખાં વિશ્વને પ્રાપ્ત કરી શકું છું. હું જેમને મળ્યો છું એ સૌથી positive વ્યક્તિ છે હું જાત નો વિચાર એક positive વ્યક્તિ કરવાનો પસંદ કરું છું. એક થી દસ માં સ્કેલમાંજે જ્યાં દસ સૌથી Positive તો ઘરાવે છે. એ સ્કેલની પણ બહાર નીકળી જઈએ તો બધું positive જ છે. ને સંપર્કમાં આવનારા તમામને જીવનની ભાવભર્યો કરી દે છે એનો Attitude લોકોને મહાવતા મેળવવા તરફ લય જાય છે. હવે તમે જોઈ શકો છો કે તમારો Attitude પણ ખુબ મોટા પ્રમાણમાં સુધરી શકે છે. તો તમારી પાસે જહોન જેવો મિત્ર હોય તો તમે પણ આવું કરી શકો છો. રેડિયા પરના પેલા ભંગાર ગીતો મને ખાતરી છે કે તમારી સાથે એવું ઘણી વાર થયું હશે તમે રેડિયો પર કોઈ ગીત સાંભળતા છો અને તમારી જાતમાં કહો છો. કેવું ભંગાર ગીત છે. એજ દિવસે મોડેથી એ ગીત ફરીથી સાંભળવા ફરી બે ત્રણ સાંભળવા મળે છે જેમ જેમ ગીતની લો કપ્રિયતા વધતી જાય છે. તેમ તેમ વધુ ને વધુ વખત સાંભળવા પછી કશુંક વિચિત્ર બને છે. તમે ઘરે બેથા છો તો પલુ બંગાર ગીત અચાનક જ ગણગણવા માણો છો. એ વખતે જો હું ત્યાં હોટ તો તમને ચોક્ક્સ મેં પૂછ્યું હોત તમને આ ગીત કેવું લાગે છે.

જેઓ એ ગીતો ની લોકપ્રિયતામાં પાછળ પડતો હોય છે. તેમ તેમ રેડિયો પર ઉંચુ ને ઉંચુ વાગતી જાય છે. તમે એના વિશે વિચાર પણ ક્યારેક જ કરો છો અને ગાવો છો તો ભાગ્યે જ અહીં આપણને એક અગત્યની લેશક સ્થાપવા મળે છે. આપણું મન જે વસ્તુ Repeat થયા છે. અને પણ Focus કરે છે. એ કમનશીબે મને મારા સારા અને ખરાબ વિભાગો આવા રેડિયો Report થતા એ Record કરી લેય છે અને આપણા વારંવાર સાંભળીયે તો તેના પર Step લેય છે. આ વખતે આપણે પણ વારંવાર સફળતા વિચાર કરીશુ તો આપણે પણ એવા Step લેવા જોયીએ એટલે જો આપણા મનને positive સંદેશો કરી દઈશું તો આપણે વધુ positive બનીશું અને આપણા ગોલ માટે હિંમત રક્ષક બનીશું આગળ વધીશું. તમે જેટલા positive વિચાર તેટલું વધુ સારું પરિણામ. આવા positive વિચારો વધુ positive તેમજ વધુ સારું પરિણામ positive વિચારો મોળવવા માટે એક રસ્તો Motivation પુસ્તકો વાંચવાનો છે. અભિનંદન કારણ કે તમે અત્યરે એ જ કરી રહ્યા છો. Motivational audio પ્રોગ્રામ પણ સાંભળી શકો છો. positive લોકો સાથે વધુ સમય ગાળો અને ઓપસેક્સન જ છે મારા મિત્રો Glax MockStower પાસે થી Attitude છે અને positive લોકો ની આસપાસ રહેવાનું મહત્વ વિશે હું ઘણું શીખ્યો છું સ્મોકી એ કબરસ્થાન સ્મશાનક્ષેત્રમાં sales માં પિસ્તાળીશ વર્ષ સુધી કામ કરેલા આ ક્ષેત્રમાં ભલે પેહલી જ નજરે દુઃખ સાથે સબંધિત લાગે પરંતુ સ્મોકી જેવા positive બહુ ઓછા થયા છે. હું એની સાથે ફોન પર વાત કરું પછી

વિશ્વ વન દિવસ ગઈ કાલે કયો મહત્વનો દિવસ હતો? વિશ્વ ચકલી દિવસ વિશમી march વિશ્વ ચકલી દિવસ એકવીસમી marchworld forestry day એટલે કે વિશ્વવન દિવસ. તો મિત્રો આજનાં દિન વિશેષમાં આ એક મહત્વનો આંતરાષ્ટ્રીય દિવસ છે અને પુષ્પાંબેન મહીસા જેવાં એક શિક્ષણવી અને સમાજસુધારક અને વિસમીલ્લાખાન જેવા એક મહાન શહનાઈ વાદક ની વાત, આજના દિન વિશેષનાં video માં કહ્યું છે અને આ video ની link નીચે description આપી દીધી છે click કરી અને જોવાનું નાં ચુકતા. ચાલો, મિત્રો આજનાં current affair ની વાત કરીયે. તો વિશ્વનાં સૌથી મહાન સ્થળોની યાદીમાં પાર્થિય સ્થળોને પણ શામિલ કરવામાં આવ્યાં છે તાજેતરમાં time magazine જે એક વિશ્વ પ્રસિદ્ધ magazine છે. તેણે, વિશ્વનાં સૌથી મહાન સ્થળોની યાદી તૈયાર કરી છે એની અંદર ભારતીય સ્થળો પણ શામિલ છે સરસ્વતી સન્માન બે હજાર બાવીશ ની જાહેરાત કરવામાં આવી, સરસ્વતી સન્માન k. k. બિરલા foundation દ્વારાં આપવામાં આવે છે. સાહિત્ય ક્ષેત્રે અપાતો આ એક મહત્વનો સન્માન અને આ સન્માન માટે કોની પસંદગી કરવામાં આવી છે એ પણ જોઈશું બિપિન, the men behind the uniform નામનાં એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તક કોણે લખ્યું છે, કોણે પ્રકાશિત કર્યું છે, ખાસ અગત્યની ઘટનાં global બાજરીનું ઉદ્દગાટન. એટલે કે શ્રી અન્ના conference બે હજાર ત્રેવીશનું ઉદ્દગાટન કરવામાં આવ્યું છે woman and men in india બે હજાર બાવીશની ચોવીશમી આવ્રુતિ launch કરવામાં આવી છે આ દરેક ઘટનાં જ્ઞાનનાં વધારા માટે,

તો વિશ્વનાં સૌથી મહાન સ્થળોની યાદીમાં બે ભારતીય સ્થળોને સ્થાન મળ્યું છે. બે હજાર ત્રેવીશનાં time magazine નાં વિશ્વનાં મહાન સ્થળોની યાદીમાં, બે ભારતીય સ્થળોએ સ્થાન મેળવ્યું છે જેમાં ભારતનાં મયુરભંજ અને લદ્દાક અનુક્રમે તેમનાં ભયંકર વાદ અને ઐતિહાસિક મંદિરો, તેમજ તેમનાં ચાહકો અને ભોજન માટે પસંદ કરવામાં આવે છે time magazine એ વિશ્વનાં જે મહાન સ્થળોની યાદી તૈયાર કરી છે એમાં ભારતમાં બે સ્થળો છે મયુરભંજ અને લદ્દાક મયુરભંજ, એ ભયંકર વાદ અને ઐતિહાસિક મંદિરો માટે પ્રસિદ્ધ છે જ્યારે લદ્દાક એ તેમનાં સાહસો અને ભોજન માટે પ્રસિદ્ધ છે તો સૌ પ્રથમ આપણે મયુરભંજની વાત કરીયે, કે ઓડિશા રાજ્યમાં આવેલું મયુરભંજ એ પ્રવાસમ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને ખાસ કરીને સિમલીપાલ tiger reserve આંતરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત છે યાદ રાખીશું, કે ઓડિશા જિલ્લામાં સિમલીપાલ tiger reserve આવેલું છે જે મયુરભંજમાં આવશે મયુરભંજ જિલ્લામાં અને તેની ખ્યાતિ ઓગણીસો ને સાહીઠ પછી વિશેષ વધી ત્યારે અભિયારણ્યનાં director એ,

આ અભિયારણ્યનાં એક director ઠહેરી નામની વાગણને ત્યાં દત્તક લીધી હતી અને british રાજ દરમિયાન મયુરભંજ સૌથી વિકાસશીલ જીલ્લો ગણાતો હતો અને આ જિલ્લાનું નામ મયૂરાં, અને ભાંજ મિત્રો મયૂરાં અને ભાંજ એ બે શાસક વંશોના નામ છે એનાં ઉપરથી મયુરભંજ જિલ્લાનું નામકરણ થયું છે અને મયૂર નો અર્થ શું થાય છે? તો ઓડિયામાં મયૂરાં નો અર્થ થાય છે મોર, તો આજ જિલ્લાનું નામ મયૂરાં અને ભાંજ નો એકકા korthomento છે અને જે ઓગણીસો ઓગણપચાસ સુધી જિલ્લાનાં બે શાસક વંશોનું નામ દર્શાવે છે અને એવું માનવામાં આવે છે,

મોહરભંજ અથવા તો મોરભંજ તરીકે કરવામાં આવી છે british india ના ઘણા જે records ઉપલબ્ધ છે એમાં મયુરભંજ ને મોહરભંજ અથવા તો મોરભંજ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઓડિશામાં, મિત્રો તમે આ જોઈ શકો છો લાલ colour માં આ છે અમ મયુરભંજ જિલ્લો અને બીજું એક મહત્વનું સ્થળ જે time magazine એ સામેલ કર્યું છે એ છે લદ્દાક તો લદ્દાક, અથવા તો લદ્દાક ભારતનાં જમ્મુ - કશ્મીર રાજ્યમાંથી બનેલ એક કેન્દ્ર્શાસિત પ્રદેશ છે જેનું સૌથી મોટું શહેર છે લેહ અને લદ્દાક ઉતરમાં કારાકરમ, અને દક્ષિણમાં હિમાલયનાં પર્વતો વચ્ચે આવેલ છે લદ્દાકનો અર્થ થાય છે ઊંચા ઘાટોની ભૂમિ, શું? લદ્દાક નો અર્થ થાય છે ઊંચા ઘાટોની ભૂમિ, અને લદ્દાક તેનાં પહાડી સોંદર્ય અને સાંસ્કૃતિ માટે જાણીતું છે અહીની ઇન્ડોઆરિયમ અને ત્રિબેટીયન વર્ષ ની લદ્દાકી પ્રજાનો મોટો ભાગ બોદ્ધ ધર્મ અને અમુક સિયામ - મૂતયૂમ ધર્મ પાડે છે. મિત્રો, અહી લદ્દાક ની પ્રજા મોટે ભાગે બોદ્ધ ધર્મ પાડે છે અને અમુક લોકો સિયામ - મૂતયૂમ ધર્મ પણ પાડે છે અહીં, ત્રિબેટીયન સંસ્કૃતિનો બહોળો ફેલાવો થયો છે. અને એનાં કારણે ક્યારેક આને નાના ત્રિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે લદ્દાકને નાના ત્રિબેટ અથવા તો mini ત્રિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે,

તેથી લદ્દાકને કેન્દ્ર્શાસિત પ્રદેશ જાહેર કરવો જોઇયે. અને તેને ધ્યાનમાં લઈને ભારત સરકારે પાંચમી ઓગસ્ટ બે હજાર ઓગણીસનાં રોજ, જમ્મુ -કાશ્મીર ને વિશેષ અધિકાર આપતી બંધારણની કલમ ત્રણશો સિત્તેર અને પાત્રીસ એ ને હટાવી અને કાશ્મીર રાજ્ય ને બે કેન્દ્ર્શાસિત ભાગમાં વહેચી નાખવાનો નિર્ણય લીધો. ત્યારે, પાંચમી august બે હજાર ઓગણીસનાં રોજ ગૃહમંત્રીએ જાહેરાત કરી કે જમ્મુ - કાશ્મીર હવે બે કેન્દ્ર્શાસિત પ્રદેશોમાં વિભાજિત હશે અને જમ્મુ - કાશ્મીર ને વિશેષ અધિકાર આપતી બંધારણની બે કલમ,

જ્યારે લદ્દાક માં લેહ અને કારગિલ એ બે જિલ્લાઑ છે અહીં તમે જોઈ શકો છો લદ્દાક મિત્રો, માત્ર બે જિલ્લાઓનો બનેલો કેન્દ્ર્શાસિત પ્રદેશ છે. એમાં આ છે કારગિલ અને આ છે લેહ.

વર્ષ બે હજાર બાવીશનું પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન આપવામાં આવશે મિત્રો વર્ષ બે હજાર બાવીશનું સરસ્વતી સન્માન કોને આપવામાં આવનાર છે? તો એ તમિલ લેખિકાં છે જેનું નામ છે શિવ -શંકરી અને મિત્રો, અહીં સૂર્યવંશમ ક્રુતિ નહિઁ પરંતુ સોર્યવંશમ આ ખાસ યાદ રાખજો તમિલ સાહિત્ય ક્રુતિ છે સોર્યવંશમ આ સાહિત્ય ક્રુતિ બદલ શિવ - શંકરી ને, સમ્માનિત કરવામાં આવ્યાં છે અને આ પુરસ્કાર ભારતીય સાહિત્યમાં સૌથી પ્રતિષ્ઠિત માન્યતામાંઓનો એક પુરસ્કાર છે અને તેમાં શું આપવામાં આવે છે તો પંદર લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને એક પ્રક્ષતિ પત્ર આપવામાં આવે છે અને લેખિકાં શિવ- શંકરી એ પચાસ વર્ષથી વધુની કારકિર્દી સાથે એક પ્રસિદ્ધ લેખિકાં છે મિત્રો, એક તમિલ લેખિકાં તરીકે, પચાસ વર્ષથી વધુનો અનુભવ આ શિવ -શંકરી ધરાવે છે અને તે દરમિયાન તેમણે છત્રીસ જેટલી નવલકથાઓ અડતાળીશ જેટલી નવલિકાઓ છત્રીશ જેટલી નવલકથાઓ અળતાળીશ જેટલી નવલિકાઓ એક સોં પચાસ જેટલી ટૂંકી વાર્તાઓ પંદર જેટલાં પ્રવાસવર્ણનો નિબંધોનો સાત સંગ્રહો અને ત્રણ જીવનચરિત્ર લખ્યાં છે. પોતાનાં એક જીવનકાળ દરમિયાન તેમણે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે અને તેમાં ભુતપૂર્વ ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પરનું એક પણ સમાવેશ થાય છે મિત્રો, ઇન્દિરા ગાંધી ઉપર પણ, તેમણે એક સાહિત્ય ક્રુતિની રચના કરેલી છે અને તેણીની કૃતિઓ ઘણી ભારતીય ભાષાઑ તેમજ અંગ્રેજી, જાપાની અને યુક્રેનિય ભાષામાં પણ અનુવાદિત કરવામાં આવી છે. અને ભારતીય સાહિત્યમાં શિવ - શંકરીનાં સૌથી મોટાં યોગદાનમાનું એક તેમનાં ચાર ગ્રંથોનો કાર્ય છે neet india through literature જેમાં અઢાર પાચાઓમાં સાહિતિક વિગતોના પરી - પ્રેક્ષ દર્શાવવામાં આવ્યાં છે આ ખાસ યાદ રાખીશું કે શિવ - શંકરી એ જે કઈ સાહિત્ય સર્જન કર્યું છે એમાં સૌથી મોટું સાહિત્ય સર્જન, એ ચાર મોટા ગ્રંથો છે એક છે neet india through literature જેમાં અઢાર ભાષાઓમાં સાહિતિક વિગતોના પરિપ્રેક્ષો દર્શાવવામાં આવ્યાં છે જે તેમની વાર્તાઓ, અને મુલાકાતો દ્વારાં વ્યક્ત કરવામાં આવ્યાં છે તેમજ તેણીનાં આઠ નવલકથાઓને film મોમાં રૂપાંતરિત કરવામાં આવી છે શિવ - શંકરીની આઠ જેટલી નવલકથાઓ જેનું મિત્રો, film મોમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે એટલે કે નવલકથાને ભેદ બનાવીને એની script તૈયાર કરીને film બનાવવામાં આવેલી છે અને જેમાં તેની નવલકથા કૂટ્ટી માટે રાષ્ટ્રીય, અને પ્રાદેશિક શ્રેષ્ઠ મેઘા સિરિયલ પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે સરસ્વતી સન્માનની પણ વાત કરી લઈએ તો સરસ્વતી સન્માન એ વાર્ષિક સાહિત્ય પુરસ્કાર છે. અને આ સન્માન દર દસ વર્ષ દરમિયાન ભારતીય નાગરિકો દ્વારાં કોઈ પણ ભારતીય ભાષામાં લખાયેલ અસાધારણ સાહિતિક ક્રુતિઓને માન્યતાં આપે છે. મિત્રો જેમણે, આપણી જે ભારતીય ભાષાઓ છે માન્ય ભાષાઓ એ માન્ય ભાષાઓમાં દસ વર્ષથી વધું તેમણે સાહિત્ય સર્જન કર્યું હોય અને અસાધારણ ક્રુતિઓની રચના કરી હોય એવાં લેખક, કે લેખિકાને આ સન્માન આપવામાં આવે છે અને પસંદગી સમિતિ તેને શયન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે તેનાં દ્વારાં આ લેખક કે લેખિકાનું નામ નક્કી કરવામાં આવતું હોય છે. અને તેની આધ્યક્ષતા સુપ્રીમ court ના ભુતપૂર્વ ન્યાયાધીશ અર્જુન કુમાર શિખરી કરે છે અને તેમાં દેશભરનાં પ્રતિષ્ઠિત વિધવાનો અને લેખકોનો સમાવેશ થાય છે. ટુંકમાં કહીયે, તો સરસ્વતી સન્માન માટે એક jury team બનાવવામાં આવે છે અને આ jury team દ્વારાં લેખકની પસંદગી કરવામાં આવતી હોય છે અને સરસ્વતી સન્માન ઉપરાંત, k. k. બિરલા foundation એ અન્ય બે સાહિત્ય પુરસ્કારોની પણ સ્થાપનાં કરી છે જેમાં બિહારી પુરસ્કાર અને વ્યાસ સન્માનનો સમાવેશ થાય છે. તો મિત્રો, થોડા દિવસ પહેલાં જ એ વ્યાસ સન્માન કોને પ્રાપ્ત થયું? એ વાત કરેલી જો તમને યાદ હોય તો નીચે comment box માં લખજો k. k. બિરલા foundation દ્વારાં અપાતાં પુરસ્કાર એમાં બિહારી પુરસ્કાર, સરસ્વતી સન્માન અને વ્યાસ સન્માનનો સમાવેશ થાય છે ok આપણે એક પુસ્તક highlight માં આવ્યું છે બિપિન the men behind the uniforma નામનું એક પુસ્તક અહીં તમે જોઈ શકો છો? ભારતનાં પત્રકાર અને લેખિકાં રચના બિસ્વતરાંવત એ તાજેતરમાં, બિપિન the men behind the uniform નામનું પુસ્તક લખ્યું છે ભારતનાં એક પત્રકાર અને લેખિકાં જેમનું નામ છે રચના બિસ્વતરાંવત, તેમણે બિપિન the men behind the uniform નામનું એક પુસ્તક લખ્યું છે અને આ પુસ્તક સેનવીન વીર દ્વારાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. કોનાં દ્વારાં? સેનવીન વીર દ્વારાં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને આ પુસ્તક, જનરલ બિપિન રાવતનાં જીવન, વ્યક્તિત્વ અને સિદ્ધાંતો ઉપર ધ્યાન કેંદ્રિત કરે છે જનરલ બિપિન રાવત ભારતમાં પ્રથમ seek of defense staff હતાં. અને બે હજાર એકવીશમાં helicopter દુર્ઘટનામાં તેમનું દુખદ અવસાન થયું હતું. તો મિત્રો, હમણાં થોડા દિવસ પહેલા એક - બે દિવસમાં હશે ભારતીય નૌકાદળે ભારતનાં પ્રથમ C. D. F ના સન્માનમાં,

પત્રકાર અને લેખિકાં એવાં રચના બિસ્વતરાંવત નું પુસ્તક બિપિન the men behind the uniform જનરલ બિપિન રાંવતનાં જીવનની વાર્તા કહે છે અને આ પુસ્તકનું મુખપ્રુષ્ઠ પણ તમે જોઈ શકો છો. બિપિન the men behind the uniform અને જેનાં લેખિકાં છે રચના બિસ્ત અમ રચના બિસ્તરાંવત ok નામ ખાસ યાદ રાખીશું રચના બિસ્તરાંવત, જે national defence academy માં caded તરીકેના તેમનાં સમયથી લઈને ભારતના પ્રથમ seek of defence staff તેમની ભૂમિકા સુધીની વાત આ પુસ્તકમાં છે અહીં તમે મુખપ્રુષ્ઠ જોઈ લો બિપિન, the men behind the uniform અને જ્યાં આ લેખિકાં છે રચના બિસ્તરાંવત મિત્રો રચના બિસ્તરાંવત નામ છે ok

તેમજ બે હજાર સાત થી બે હજાર નવ દરમિયાન તેના અર્થતંત્રમાં શું ફેરફાર થયો તે જાણે બે હજાર સાત માં તે new years ના દિવસે time square તરફ આંટો મારવા નીકળે છે તે એક સાથે હજારો ખુશ લોકોને જુએ છે આખો રસ્તો રંગબેરંગી light થી જગમગી રહ્યો છે ફટાકડા ફૂટી રહ્યા છે અને મોટા મોટા billboard લાગેલા છે તેમ જ TV camera પણ છે તેને બધું સરખું લાગે છે કોઈ મોટો ફર્ક નથી દેખાતો તેને એટલા જ new york વાસીઓને આખો દિવસ શહેરમાં કામ કરતા જોયા છે અનેક લોકો અનેક પ્રકારની building માં બેસીને કામ કરી રહ્યા છે બધા પાસે એક સરખા desktop છે એક સરખા computer છે બધા એક જ internet connection થી જોડાયેલા છે શહેરની બહાર પણ તે એટલી જ factory ઓ જુએ છે warehouse જુએ છે કે બધા highway પર છે અને આ highway પર અનેક truck છે તે હજુ વધુ નિરીક્ષણ કરે છે તે જુએ છે કે બધા લોકો એક સરખી university માં જઈને અભ્યાસ કરે છે એક સરખા જ વિષયો શીખે છે અને અનેક લોકો પાસે એક સમાન degree છે તે જુએ છે કે એક સરખા ideas માટે અનેક pattern બનાવવામાં આવી છે તે નિરીક્ષણ માટે જોઈએ છે કે technology માં સુધારો થઈ રહ્યો છે બે હજાર નવ માં બધા જ લોકો પાસે smartphone છે તે જોઈએ છે કે બે હજાર સાત માં smartphones ન હતા. Computer હવે વધુ ઝડપી થઈ ગયા છે દવાઓ હવે વધારે સારી થઈ ગઈ છે car વધુ gas mileage આપે છે solar અને અન્ય technology ઉત્તમ રીતે સુધરી રહી છે social media લોકોના જીવનનું ભાગ્ય બની ગયું છે તે એક દેશ પરથી પસાર થાય છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોઈએ છે આખા વિશ્વમાં કોઈને કોઈ રીતે આવું જ બધું થઈ રહ્યું છે તે એ તારણ ઉપર આવે છે કે બે હજાર સાત કરતા બે હજાર નવ માં અર્થતંત્ર ઘણુ સારું થઈ ગયું છે પછી તે આંકડાઓ પર નજર નાખે છે આચાર્ય સાથે તેને ખબર પડે છે કે બે હજાર સાત કરતા બે હજાર નવ માં us માં સોળ trillion dollar લોકો વધુ ગરીબ છે તેને વિશ્વાસ નથી આવતો કે દસ million American નાગરિકો પાસે નોકરી જ નથી તેને ખબર પડે છે કે બે હજાર સાત કરતા બે હજાર નવ માં લોકોનું stock market માંથી અડધો નફો પણ નથી થયો તેને નથી સમજાતું કે કઈ રીતે લોકોનું વર્તન અને અર્થતંત્રમાં આટલો મોટો તફાવત છે તે કહે છે મને નથી જ સમજાતું મેં ઘણા શહેર જોઈ લીધા મેં factory ઓ જોઈ લીધી બધા જ લોકો પાસે સરખું જ જ્ઞાન સમાન સાધનો અને સમાન ideas જ છે કંઈ બદલાયું નથી તો પછી તમે શા માટે ગરીબ છો તમે શા માટે નિરાશાવાદી છો જોકે alien બે હજાર સાત થી બે હજાર નવ ના ગાળામાં એક બદલાવ જોઈ શક્યો ન હતો તે છે આપણે દરેક આપણી જાતને અર્થતંત્ર વિશેની જે વાર્તા કહી તે બે હજાર સાત માં આપણે આપણી જાતને વાર્તા કહી કે ઘર ખરીદ વેચાણ ની કિંમત સ્થિર છે bank માંથી loan લેવામાં આવવાની સાવધાની રાખવાની છે નાણાકીય ક્ષેત્રમાં market માં અત્યારે ચોક્કસ જોખમની ગણતરી કરી શકાય તેમ છે બે હજાર નવ માં આપણે આ વાર્તા પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું બસ આટલું જ બદલાયું હતું

અને અજમેર દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, i ride our electric territory ઓપરેટ કરવા માટે વિશ્વની પ્રથમ સેમી હાઈ સ્પીડ પેસેન્જર ટ્રેન પણ બની ગઈ છે. અને અહીંયા આપણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વાત કરી રહ્યા છીએ. તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જે અગાઉ ટ્રેન eighteen તરીકે જાણીતી હતી. પરંતુ, સત્તાવીસ જાન્યુઆરી બેહજાર ઓગણીસના રોજ ટ્રેન eighteen નું નામ બદલીને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાખવામાં આવ્યું હતું. જે ભારતીય રેલવે દ્વારા સંચાલિત ઇલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ ટ્રેન છે. અને આ ટ્રેન પરીક્ષણ દરમિયાન મહત્તમ એકસો એશિ કિલોમીટર પ્રતિ કલાક. માઈલમાં જોઈએ તો એકસો દસ માઇલ પ્રતિ કલાક ની ઝડપ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હાંસિલ કરી શકે છે. એટલે કે મહત્તમ ઝડપ થઈ એકસો એશિ કિલોમીટર પ્રતિ કલાક. અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી. તો રાજસ્થાનના મુખ્યમંત્રી બોલે તો અશોક ગેહલોત. રાજસ્થાનના રાજ્યપાલ કોણ છે કલરાજ મિશ્રા અને રાજસ્થાની રાજધાની છે જયપુર.